શક્તિમાન હમ એ પણ ઘણું જોયું શક્તિમાન પછી અલ્લાદીન ને પેલું હાથીમ હાથીમ જોયું?

સીરીયલ હતી? એ સેની હતી એમાં એમાં સુ આવતું? શક્તિમાન જેવું એટલે એમાં શક્તિ એવી શક્તિ હોય એમાં? એના જેવી જ હતી એ નઈ જોઈ મેં ચંદ્રમુખી.

એ વખતે મજા આવતી પણ સુ? ખાવા પીવાની તો બધી જે મળે એ અત્યારે તો અમદાવાદ માં શોધીએ જ છીએ એવી જગ્યાઓ.

સિંધુ ભવન સુ મળે? ના એ નઈ જોયું માણેક ચોક ગયો પણ સિંધુ ભવન નઈ ગયો. હા સિંધુ ભવન. સિંધુ ભવન એટલે સિંધુ ભવન માર્ગ? એ ક્યાં આવે સિંધુ ભવન બોપલ side એટલે ત્યાં આગળ રાત્રેજ રાત્રેજ મળે ને અત્યરે જ બધા online જ મંગાવે બીજું કઈ નઈ સેવા હા. મોટા હા delivery charge લેને.

હમ કઈ મેટ્રો મેટ્રો સારું થઇ ગઈ ને? ઘર ની જોડે કયું? વસ્ત્રાલ વાળું. હું એકવાર ગયો છું આપડે પાલડી થી તાઈ આપડે કઈ? sir આપડે છે ને કયું મોટેરા? મોટેરા જ છે ને? વસ્ત્રાલ પછી આબાજુ તો રબારી કોલોની નામ છે ને. હવે હમ આખા અમદાવાદ માં. હજુ તો બીજી પણ થઇ જશે ને

હજુ નઈ બેઠીયા મજા આવે આવું મજા આવી જાય. વસ્ત્રાલ.

એક દિવસ બેસતું આવવાનું time મળે એ દિવસ. બીજું કે હ નજીક છે અને વૈષ્ણવદેવી મંદિર ક્યાં આવ્યુ છે? એટલે ગોતા ઈ જઈ આયા એવું અને પાવાગઢ જઈ ને આવ્યા? હા તે અમારી side જ છે ને અમારા થી નજીક પડે હમ મજા આવે પાવાગઢ પછી અંબાજી અંબાજી પછી બીજે આબુ. બેટદ્વારકા પછી સોમનાથ, હા હા અંબાજી. ચોટીલા એ પણ જોઈ લીધું. પાવાગઢ જોઈ લીધું. બહુચરાજી કઈ આવે હમ?

જલારામ વીરપુર? જલારામ વીરપુર પછી મંદિર જ છે ખાલી. હમ પછી મહુડી મજા આવે નઈ ત્યાં ની સુખડી ખાવાની . પછી પેલું આપડે સૂર્ય મંદિર છે ને આપડા ગુજરાત માં ક્યુ છે એ ગયા છો મોઢેરા સૂર્ય મંદિર. એ પણ મસ્ત જગ્યા છે ફરવા જેવી એમ અમે ગયા તા રાત્રે ગયા તા ત્યાં આગળ light ના હોય અંદર એટલા માટે સવારે જ જવું પડે ત્યાં light નથી એકેય. મોઢે અઅઅઅ કઈ આપડે મોઢેરા આવ્યું કઈ આવ્યુ છે? સૂર્ય મંદિર આપડે અમારી side જ છે.

બાકી જોવાની જગ્યા મસ્ત છે આનંદ side છે સૂર્ય મંદિર હા મસ્ત જોવની મોઢેરા છે મોઢેરા.

મજા આવે એમ ફરવા જેવી જગ્યા છે એ બાજુ આવી જગ્યા મજા હા આવી જગ્યા મજા આવે ફરવની.

જયપુર ઉદયપુર હમ તોય ફરવા જવું હોય તો મજા આવે દોસ્તારો જોડે. દોસ્તારો જોડે જઈએ તો મજા આવી જાય train માં. જવાનો planning તો છે એક દિવસ.

રાજસ્થાન હવે તો ખાલી ક્યુ? મનાલી રિયુ મનાલી એક બધું હમ ધીરે ધીરે. મારે હવે બાકી છે એ ક્યુ રાજસ્થાન બાકી છે એજ વાર જવું છે ચાર હજાર નું package છે ચાર સાડા ચાર હજાર નું. હમ ફરી અવાય એક વખત થોડી છ સાત દિવસ ની રજા લઈ ને હમ દોસ્તારો જોડે. મજા આવી જાય ને ફરવા ની રાજસ્થાન માં હમ આપડે તો નજીક પડી જાય ને. રાજસ્થાન હા આબુ માં પણ મજા આવી જાય. thirty first thirty first ત્યારે હા એ વખતે મજા આવે હવે આવે છે ને. નમસ્કાર હમ અવાજ આવે છે તમે ને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

મારું નામ વિશાલ છે વિશાલ વાઘેલા ક્યાં થી વાત કરો છો હું વાત કરું છુ રાણીયા થી state રાણીયા જોયું તમે ડાકોર જોડે આવ્યું હમ અને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

rajasthan rajasthan થી વાત કરો તમે Rajasthan ના હસો તમે અત્યારે કો રો છો અત્યારે કઈ જગ્યા એ રો તમે rajasthan થી વાત કરું છુ Rajasthan નો નથી

બરોબર છે આપડે તમે અ ગુજરાત માં પાવાગઢ જોયું પાવાગઢ જોયું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 પાવાગઢ નહિ જોયું તમે

ચોટીલા જોયું તમે અ આમ ગુજરાત વિશે કેટલી માહિતી કે એમ ખબર છે ગુજરાત ની અન્દર ફર્યા છો તમે

કઈ કઈ જગ્યા એ ફરવા ગયા તમે ફરવા જવાનું ગમે travelling ગમે તમે ને

તમને ગમે travelling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

ગુજરાત માં તો ગુજરાત માં તો મેં બધી મને તો અર દીવ બહુ ગમે ગુજરાત માં તો mostoff બધી જગ્યા એ ફરે લો છુ જેમ કે જુનાગઢ ફરે લો છુ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 ઉપર નવસો ને નવું હાજર નવસો ને નવાણું પગથીયા છે આપડે ચડી ને જવાનું ત્યાં આગળ મંદિર છે ત્યાં દર્શન કરવાના બહુ મસ્ત જગ્યા છે ત્યાં પછી નીચે જંગલ વિસ્તાર છે આપડે જ્યાં ગીર ગીર નું જંગલ છે ત્યાં આગળ આપડે તમ ને તો ખબર હશે આખા asia ની અન્દર આપડે સિહ અહિયાં જ જોવા મળે છે એમ ગુજરાત ની અન્દર એ પાછાં ગીર ના જંગલ માં ત્યાં આગળ પણ જોવા મળી જય આપડે તમે રસ્તા માં ચાલતા હોય ને અત્યારે તમે આપડે શ્રાવણ મહિના ની અન્દર કે એવું કઈક હોય છે ત્યાં આગળ મેળો ભરાય ત્યારે જંગલ નું અન્દર બધા ને permission હોય છે જવાની તો તમે ત્યાં જવો ને તો સિહ તમને જોવા મળે પણ સિહ તમ ને કઈ કરે નહિ બોલો બધા સિહ છે વરુ સિહ છે વાઘ નથી ત્યાં પણ હરણ જોવા મળે છે પછી ઉટ ના હોય એ તો ઉટ તો કચ્છ માં જવું પડે ઉટ ના હોય ને એ તો રણ વિસ્તાર માં હોય ઉટ ના હોય ને જંગલ માં ઉટ ના હોય એ રણ વિસ્તાર માં હોય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

એ બાગ માં શું શું હોય કયો જાનવર હોય કીધું તો ખરો ભૂંડ જોવા મળે રોદ જોવા મળે હરણ હો જોવા મળે પછી અત્યારે તો લગભગ આ પીપળા તો નથી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 બીજું જોને કેટલું ઘણી બધી વસ્તુઓં છે જોને પક્ષિયોં બહુ ઘણા બધા છે અમારે પક્ષી તો હવે બધાજ હોય ચકલી પોપટ મેના અને તમે પછી

હા બાજ તો હોય ને બાજ તો કાગડા કબુતર બધું જ હોય કયો કયો રંગ નું કબુતર હોય સફેદ સફેદ કલર નું અલ્યા કબુતર તો બધાએ હોય યાર તું કેવું વાત કરું છું કબુતર તો બધા એવા ને એ તો white તો મોસ્ટ ઓફ તો તો જે પાડ હોય એમાં જ બાકી કાગળિયું જ જોવા મળે

હા ગુજરાત માં છે તમે ગયા થા ત્યાં ફરવા

એવું એમ અએ આપળે અમદાવાદ જયીયે અમદાવાદ અમદાવાદ હા અમદાવાદ માં કાંકરિયા જોયું છે

ત્યાં તો વાઘ પીપળો દીકડો હરણ બધું જ હોયુ જોયું તમે અમે જ્યાં તા બધું ફરવા થા પછી નગીના વાડી પણ છે અંદર એના આડી ઘણા બધા સાપ ભી છે અજગર છે ઘણા બધા અલગ અલગ પ્રકાર ના સાપો છે ત્યાં આગળી માછલી ઘર પણ છે ત્યાં આગળી જોયું યમે માછલી ઘર ના એ નથી જોયું છે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

હા એટલા ખાલી કાંચ નું બનાવિયું છે એટલે બધું બહુ એ નહિ એના કરતા આજવા એ આજવા જોયું તમે

આજવા નથી ગયા અરે આજવા જોરદાર છે અજવા ની અંદર છે ને બધી જ રાય્ડ છે મસ્ત મજા આવે છે ફરવાનું એટલે બધી રાય્ડ આવે ને

બધી જ બધીજ મોસ્ટ ઓફ બધીજ ચકડોળ થી મારી ને બધીજ આખો આપે જે જેઠા લાલ જોયું તમને જેઠા લાલ જોયું એની અંદર ફરવા જાયે છે ખબર પછી પેલું એમ પાણી એકદમ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 roller coaster હોય એ તો હા બસ એનું નામ નથી આવડતું પછી પેલું break dancebreak dance નું ખબર તમને

હા બ્રેક ડાન્સ કેહવાય ન અલે અમે break dance કહીએ છે એને બીજું શું કેહતા હોય એ ખબર નહી આમ પેલું આમ ગોળ ગોળ ફરે પછી એકદમ પેલું એક મારે પછી પાછું ગોળ ફરે પછી જહ્કો મારો પાછો બ્રેક મારે એવી રીતના તમે કઈ ગેમ જોઈ એમાં

બે યાર એટલી મજા આવી ને બસ તો એ ગાડી તો જોરદાર સોંગ યાર મજા આયી english હતા અમે અમારા પ્રવાસ માં થી ગયા હતા બધા છોકરા છોકરીયો ને બધા એમ મજા આયી અને બીજી સ્ચોલો ના પણ છોકરા ને છોકરીયો આયા હતા આયી આગળી એટલી dance કરી ને એટલી મજા આયીને બહુ મજા આયી બહુ મજા આયી એમ તમે કદી પ્રવાસ માં ગયી છો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

પ્રવાસ માં પ્રવાસ માં તમે કદી ટુર માં ગયા છો મતલબ picnic પર ગયો છો એમ કહું છું સ્કૂલ ની

ના picnic ઉપર તો નથી ગયો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 પણ એમાં મને interest નથી ન હા ને તમે એટલી કીધું ને travelling interest નથી નથી આ travelling જેવું મજા ના આવે યાર તમે યાર શું interest નથી શેમાં શેમાં interest કેમાં છે તમેન મને interest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 લે ઘરે બેહી ને શું કરવાનું લાયફ ભગવાને આપી શું લેવા મોજ મજા ને ફરવા માટે આપી છે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 કામ તો આપળે ગમે ત્યાં કરી સકે બીજા બધા પણ કામ છે travelling travelling નથી ના ખાલી life માં

એ તો તમારે ઉપર રે તમને શું કરવું છે travelling કરી તમે travelling management કરો એટલે તમાં તમારી બસો મતલબ કે તમ્રે travels હા તમે તો એનું એ કરી શકો management કે મતલબ કે તમે દુર દુર ના task આ travelling trip ગોઠવી શકો ઘણું બધું છે એવી કાયક નથી બસ તમને ખબર હોવું જોયીયે કે ક્યાં થી કમાવો છે એમ તમને તમારું દિમાગ એટલું ચાલવું જોયીયે કે ક્યાં ક્યાં થી તમને કમાવા મળે છે એમ તમરો જેવો શોક હોય ને તમને એવી રીતના તમે જોબ પણ મળી સકે આ બધા જો વિરાટ કોહલી છે આ બધા ખીલાડીયો છે બરોબર છે સપોર્ટ મેન છે એમને વધાર પડતા ખેલ નું મતલબ કે રમવું એમને વધાર ગમતું હતું બરોબર તે આજ ભણ્યા હોત તો શું આપળે અમીર હોત આટલા famous હોત તમને શું લાગત હોત શું કહો છો મતલબ કે એ

ધારો કે વિરાટ કોહલી આજે સચિન તેંદુલકર વિરાટ કોહલી અને આજે ભણ્યા ભણ્યા હોત તો રમ્યા ના હોય cricket ના રમ્યા ના હોત તો આજે શું એ આટલા અમીર હોત આટલા famous હોત

sport માં તો સાવ થી વધારે મને ક્રિકેટ ગમે છે ક્રિકેટ છે વોલી બોલ છે ફૂટ બોલ છે કબડ્ડી છે હોકી છે આપડા ને ખેલ માં તો બધું ગમે છે તમે લખોટીયો રમી કદી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

એવું છે ને એમ નાના હતા તમે રમ્યા છો એમ ને બહુ મજા આયે હા મને તો બહુ તાકોડી હતી મારે આપળે હું તો બહુ બધી બોટલ ભરી ને આ આપળે એ અલગ અલગ રત્ન હોય ને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 નાનું હતો તો બહુ રમતો હતો

અલગ અલગ કલર હોય ને એમાં અલગ અલગ રંગો હોય તુએ collect કરવાનું માળું શુવે કતો બરોબર મને તો બહુ ગમે છે જો મને ફરવાનું બહુ ગમે રખડવાનું અમ હું અત્યારે આમ થોડું મોટું થયો એટલે માટે બધું મૂકી દીધું બાકી પેહલા તો હા ઉત્તરાયણ માં તમે હાચું નહિ માનો મને પતંગો એમ પકડવાનો બહુ શોક હા જે કપાઈ નેં આવે ને હું મારી પતંગ ચકવો પતંગ લેવાનું નથી પકડવાનું છે તમારે એટલે પતંગ મને પેહલા થી આમ મતલબ થી હું નાનો હતો ને મને તો બહુ શોક મારે હું પતંગ મારી છોડ દઉં મારી ચકાયેલી પતંગ છોડ દઉં જે કપાઈ ને પતંગ આવે ને એને પકડવા પાછળ દોડ દોડ કરું તો એટલા માટે તમારી પતંગ કપાઈ જાય તમે બીજી કોઈ પતંગ પકડો તો હા એવુજ થાય ને એવું થતું રેહ પણ મને તો પેલું તો ભી મને બહુ મજા આવે એમ અંદર થી આનંદ થાય મેં પક્ડીયું પતંગ પકડી પતંગ એવું થાય બોલો આવું આવું બોલ હું નાનું હતો તો ત્યારે હું એવો હતો ને કે યાર જવા દે ને ખન્ના બહુ મારે મનતો બહુ જીવડે કે ભાઈ તને તારી આટલી પતંગ દોરી લાયા છે તો તું એની એની પાછળ કેટલો પડે છે તું ભાગશે તોં તારે તું ભાગશે તોં તારે અમ હું એવું જ કરું કારણ કે આપળે તો જે કપાઈ ને આવે ને એ પતંગ ની પાછળ દોડી ને બહુ મજા આવે કપાયેલી પતંગ પાછળ દોડ્યા તમે મારે તો એ કરવાનું permission નથી

ક્યારે થી મને ઘર થી મતલબ દાટ પડે એમાં અરે મારે તે હુએ તે પતંગો તો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 હા એટલે અમારે એવોજ હતું અમે તે પણ અમને તો અમે માણ્યે નહી પપ્પા નું માનતા જ નથી કઈ મારે અમને કહી નાખ્યે ટેરેસ ઉપર પતંગ પકડો તોં એ

અરે એવું ના હોય ને તમને આવડું જોયીયે ને અમે તો બહુ ડોડીયા ટેરેસ ઉપર ધાભા ઉપર એ તો બહુ દોડીએ એવી કશું ના હોય